પૂછ રજોરીમાં દસ વિદેશી આતંકી સક્રિય જમ્બુ અને કાશ્મીરના police મહા નિર્દેશક દીલભાગ સુઇએ શુક્રવારે કહ્યું છે પૂંછમાં એકવીસ એપ્રિલ થયેલા હુમલો સ્થાનિક સરસી કરવામાં આવ્યો હતો આ હુમલામાં આતંકવાદીઓ steel coded ગોળીઓનો ઉપયોગ કર્યો હતો તેમણે કહ્યું કે પ્રારંભિક તપાસ સૂચવે છે.

BBC ના અધ્યક્ષ રિચાર્ડ એ સરકે શુક્રવારે પૂર્વ વડાપ્રધાન મૌરિસ જોને માટે lone ની વ્યવસ્થામાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોશી ઠહેરાવ્યા બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી જાહેર નિમણુક પર સરકારી નિયમોના હું અંગેના અહેવાલ સામે આવ્યા બાદ બી

વાતોને લઈને આપણે વાત તો કરવી જોઈએ ને કે ભાઈ, બધી રીતે ઉપયોગમાં આવે ને એવી રીતે બધો support સરકાર તરફથી કે ગમે તેમ કરીને મળવો તો જોઈએ પણ અત્યારે મળતો નથી ને એ વધારેમાં વધારે તફ્લીક વાળુ કામ છે શું કરવું અને કેમ કરવું એ તો કઈ સમજાવાનો પ્રશ્ન નો, પણ આનું કંઈક solution લાવવું ને એ મોટો પ્રશ્ન છે, જયારે જયારે ખેડૂત મિત્રોને કહેવામાં આવે કે ભાઈ, university ઓ અલગ-અલગ બોવ બધી છે અમારે, કચ્છ university છે, આગ્રા છે આગ્રામાંથી અત્યારે બોવ બધા scientist ઓ મારી પાસે આવે છે, અને એ લોકો પણ કામ કરવાનું કહે છે, તો અમે અત્યારે એમ જ કહીયે છીએ કે ભાઈ, શું છે અત્યારે સામા આવે તો કહીએ કે અમારી પાસે દલાલો છે પણ દલાલો આ રીતના આપણને સુવિધાઓ આપે ને તો બરાબર છે, બાકી તો પછી PHPO વાળા અને solar વાળા બધા આવી જાય, એના કરતા solar નું પાછું એટલું ઉપડું ને

એ મુકાવાનું કીધું પણ subsidy જે મળવી જોઈએ કપાસ સાથે તે મળતી નથી તો એ subsidy મળતું જ ન હોય તો તો ઉપયોગમાં ય ન આવે પૈસા અમારા મફત જાય આ બધો પ્રશ્ન તો પાછા ઉભા રે ને અમારે કારણ કે જો આ support નઈ મળે અમને કે solar માં પણ તો અમને અત્યારે બીજમાં બોવ મોંઘુ પડે છે મોંઘુ એટલે બોવ મોંઘુ એમ બીજ અત્યારે અમારે લગભગ તમે ભાવ જુઓ એરંડાને હમણાં આવતા વર્ષે ને એમ જુઓ તો મને હારમ હારું મોંઘુ એટલું પડ્યું કે પૂછો નઈ અઢીસો રૂપિયા થઇ ગયું, મહેનતાણું લાગે, ગાડી હાંકુ, તો બધું કરતા કરતા તો મારે આંખે પાટા આવી ગયા, પણ આ લોકોનું તો મને ખબર નથી પડતી કે કઈ રીતે કામ થાય અને કઈ રીતે solution આમ solar ની વાત કરીએ ને તો solar માં આપણને સારું એવું વળતર ય મળે ફાયદો થાય અને જે વીજબિલ ને બધું હોય ને એ બારોબાર નીકળી જાય બારોબાર નીકળે ને તો જ ફાયદો થાય, એટલે વીજળી તો generate કરી છીએ, વીજળી generate થઇ ગઈ, તો આપણું કામ થઇ ગયું એવી વાત સે, કારણ કે વીજળી generate કરો ને એમાં main benefit હું કે ભાઈ અત્યારે વીજળીનો વપરાશ એટલો થાય વીજળીનો પંપ ચાલુ કરવામાં ય મને વધારે સારામાં સારું જોવોને તો અમે મોટર ચાલુ કરી દઈએ પછી પાણી છેકથી છેક ચાલ્યા કરે ને જયા કરે તો basically પાણીની ઉપયુક્તી જુઓ તો તમે solar થી ફાયદો થઇ ગયો. ફાયદાની જોડે જોડે વધારેમાં વધારે અત્યારે જોવો તો અમને લોકો ને અત્યારે benefit, solar હોય ને તો જ ફાયદો solar નથી તો ફાયદો નથી. સફેદ મોરસને જોવોને તો શેરડી ખરેખર શેરડી-શેરડી વાત છે, શેરડી આતો solar આવ્યો ને એટલે શેરડીની વાત થઇ

ગુરુકુળ, સહજાનંદને સ્વામિનારાયણ મંદિર ને બધે છે ને ઈ લોકો કરે છે સહજાનંદ ગુરુકુળ વંથલી ની અંદર જ નીલકંઠ ભગત છે, પ્રાકૃતિક અને આધારિત કૃષિ પ્રત્યેની હૃદયથી જેમ એમણે લાગણીથી ઉઘાડી છે, ઈ

એટલે બાબા એમ કે છે કે ફટાફટ તમે ઉગાડો અને સમૃદ્ધ બનો, તેને શેરડીની મીઠાસ આપો તો મીઠાસને જોઈએ એ બધું જ છે પણ અત્યારે જ્યાં સુધી માલ પડ્યો ને તે અમને બોવ મોંઘો પડ્યો, મેં કેરીઓને શેરડીને બધામાં છે ને અમને બોવ મોંઘુ પડી ગયું, હમ કારણ કે એમાં છે જ નઈ ને મોજ-શોખનો પ્રશ્ન તો આપણો હમ એટલે પ્રશ્ન તો ઉકેલવા જ નઈ, વરસાદ બગાડી જ્યાં અમે ત્યાં એવું form અમે આત્માવાળા એ declare કર્યું કે ભાઈ form તમે આવ્યું છે, આજ ભરી જાઓ, નુકશાન જે જે થયું હોય ને વરસાદ આયો, એમાં જે નુકશાન થયું ને એની બધી ભરપાઈ એ લોકો કરી આપે છે, લાખ, બે લાખ અત્યારે લાખ, બે લાખમાં શું છે, પ્રશ્ન solve થઇ જાય એમ એટલે શું કે ભાઈ જેટલું નુકશાન થયું હોય એ બધું આપણને મળી રે એનું solution આપણને એક બાજુ મળી રે ને તો સારામાં સારું આપણને ફાયદો થઇ જાય અને એ રીતે કે કઈ રીતે કામ કરાય, એ પણ આમાં આપણે જોઈ શકીએ છીએ ને બતાવી શકીએ છીએ તો અત્યારે બધા આમાં આગળ વધવા માંડયા અને ખુબ જ સારી રીતે ચડવા મંડ્યા કે ભાઈ હવે આધારિત પધ્ધતિ કરો ગ્રામ સેવકોને ભેગા કરો જાય રસ્તો કરો. આ તરફ સાહેબ કે છે, મંત્રી સાહેબ કે છે C. M. સાહેબ કે P. M. સાહેબ કે કે તો બધા કોઈ આવતું નથી, કોઈ આવે તો કામ થાય કોઈ આવે તો કામેય ના થાય કોઈને કરવું નથી, બોલી બોલી ને બધા ને જતા રેહવું છે, પણ બોલીને જતા રહો, પણ કોઈનું અહીંયા ઉભા રહો ને અહીંયા બટાકામાં ના ઉભા રે, કેળામાં ન ઉભા રે, વાલમા ન ઉભા રે, વટાણામાં ન ઉભા રે, તો શેમાં ઉભા રે?

પણ જાપાનની કેરીનો નંગનો, એક નંગનો ભાવ અઢાર હજાર રૂપિયા ભાવ મેં ભાવ નિમયોજન થાય, કારણ કે એની પદ્ધતિ તમે જુઓને high class પદ્ધતિથી ખેતીવાડી થઇ શકે છે. જાપાનના લગભગ નામનો એક ખેડૂત હતો, એને ધાતુ પર ખેતરમાં સૌથી મોંઘી કેરી ઉગાડી. કારણ કે અને ગરમ ઝરણાંઓનો આખું ઉપયોગ કરીને એણે જે વાતાવરણ વચ્ચે પાંચ હજાર કેરીઓ ઉગાડી છે. ઈ પાંચ હજાર કેરીઓ તો, અને એક કેરીનો ભાવ જ ખાલી અઢાર હજારનો કયો, એટલે એવું નથી, પ્રાકૃતિક સંશોધનમાં તો સફળતા મળે જ છે.

એટલે ભર, કડકડતી ઠંડી માય કેરીઓ બધા ઉગાડે છે, હોંગકોંગમાં ય કેરીઓ ચાલુ થઇ ગઈ, આ બધી કેરીઓ જાય છે ક્યાંથી, શીખી શીખીને અહિયાંથી ગયા અને અહિયાંથી કેરીઓ લઇ જાય છે બાર

કે ભાઈ, સાંઠા પદ્ધતિમાં અત્યારે હાલ જુઓ તો કપાસથી લઈને બધી જ વસ્તુઓ સાંઠા પદ્ધતિ તરીકે તમે કામમાં લઇ શકો પણ કોઈ લેતું નથી, તો આ બધા પ્રશ્નનું solution ક્યારે આવે એ તો ખબર નથી હોતી, તો એક વાક્યમાં કેવાય ને કે જયારે પાણીમાં નદીમાં પીવાનું પાણી નથી હોતું, અને નણામાં પાણી આપણે વપરાવું હોય છે, તો કુદરતની કળાએ રોજે કે સારામાં સારું જેવી રીતે તમે કામ આપી શકો ને કરી શકો, એ જોવા માટે આપણે પદ્ધતિ પ્રમાણે આગળ વધી શકીએ છીએ. તો ખેડૂત મિત્રોને બધાને ખાલી મારુ તો કેવું એક જ છે કે સારામાં સારું જો કરવું હોય ને તો જાત મહેનત તમારે ઉભા થવું પડશે, મહેનત કરવી જ પડશે, કોઈના આધારિત રહેવું નહિ પડે

હવે બધું કરીએ તો જ ખબર પડે ને બાકી તો ખબર કઈ રીતે પાડવાની છે? ખબર નઈ હોય તો થશે ય નઈ, એ બધું કરવા માટે તો અહીંયા આપણે ઉપયોગ કરવો પડે.